સાથે સાથે આપ જોઈ રહ્યા છો કે પહાડ નો પણ પડછાયો પાણીમાં પડે છે પાણી એટલું ચોખ્ખું દેખાય છે.

અને જાળવાની આગળ લાઇટિંગ પણ મૂકેલી છે.

આપ જોઈ રહ્યા છો ઉપર બ્રિજ છે બ્રિજ ઉપર લોકો જોઈ રહ્યા છે નીચે નદી છે.

પૂજામાં આપ જોઈ રહ્યા છો કે બે જણાએ ધોતી પહેરીને અગરબત્તી હાથમાં લઈને પૂજા કરી રહ્યા છે નદીમાં.

અને એક ભાઈ લાલ કલર નું જબ્બો અને બીજા ભાઈ કાળા કલર નું શર્ટ પહેરીને જ પાછા રિટર્ન થઈ રહ્યા છે.

સુંદર મજાનું તીર્થ સ્થાનનું આ દ્રશ્ય છે.

નીચે ઉપર આકાશ નીચે નદી એનું એક બહુ જ સુંદર દેખા દ્રશ્ય છે.

આ રાજહંસ અ નું પાર્કિંગ લોટ છે જેમાં આપ જોઈ રહ્યા છો અહ ડાબી બાજુ ત્રણ ગાડીઓ ઉભી છે.

બે માણસો ગામના લોકો વાત કરી રહ્યા છે અને આજુબાજુમાં ગામના અલગ અલગ ઘરો પણ જોઈ રહ્યા છો રસ્તો પણ સરસ દેખાય છે માટીવાળો.

અને આગળ આપ જોઈ રહ્યા છો કે ગેટ અને દરવાજો બંધ છે અત્યારે.

ત્યાં આપ જોઈ રહ્યા છો બે જણા અંદર જે ભાઈ છે એમને પૂછી રહ્યા છે હેલ્પ માટે એવી લગતું આખુ આ દ્રશ્ય છે.

ઉપર દીવાલ ઉપર લાલ અને સફેદ ફુગ્ગા લગાડેલા છે.

ભીમ યુ_પી_આઈનું એક જોઈ રહ્યા છો આપ લગાડેલું છે આગળ પેમેન્ટ કરવા માટે.

જેમાં આપ જોઈ રહ્યા છો કે ગુરુજી સામે બેઠા છે.

ગેટ મેન ગેટ કાળા કલરનો છે અને નાનો ગેટ જે એન્ટ્રન્સ નો ગેટ છે એ પણ કાળા કલર નો છે.

આ આપ જોય રહ્યા છો છોકરાઓની રોલર સ્કેટિંગ ની કૉમપિટિશન થઈ રહી છે.